માં એરેઝ એરેઝ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું અરે એરે નો ઇન્ડેક્સ ઇન્ડેક્સ અરે એરે ની લંબાઈ અરે એરે નાં ઘટકો એક્સેસ કરવા અરે એરે માટે લૂપ તૈયાર કરવું સિક્વેન્શિયલ અરે સીક્વેંશિયલ એરે અને અરે સ્લાઇસિંગ એરે સ્લાયસિંગ અહીં હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5142 સાથે જ હું ગેડિટ ટેક્સ્ટ એડિટર પણ વાપરીશ
તમે તમારી પસંદ મુજબનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો
તમને પર્લમાનાં વેરીએબલો કમેન્ટો અને ડેટા બંધારણની પ્રાથમિક જાણકારી હોવી જોઈએ
લૂપો અને કંડીશનલ સ્ટેટમેંટોની જાણકારી હોવી એ વધુ ફાયદાકારક છે
સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો
અરે એરે એ સાદું ડેટા સ્ટ્રક્ચર છે જેમાં કોઈપણ ડેટા ટાઈપનાં ઘટકોનો સમાવેશ થાય છે
અરે ઇન્ડેક્સ એરે ઇન્ડેક્સ હંમેશા શૂન્યથી શરુ થાય છે
પર્લમાં અરે એરે ની લંબાઈ જાહેર કરવી અનિવાર્ય નથી
અરે ની લંબાઈ જેમ તેમાં ઘટકો ઉમેરાયરદ્દ થાય તે પ્રમાણે વધેઘટે છે
એરે જાહેર કરવા માટેનું સિન્ટેક્સ આ પ્રમાણે છે myArray બરાબર કૌંસમાં 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ એકલ અવતરણ એબીસી એકલ અવતરણ અલ્પવિરામ 103 કૌંસ પૂર્ણ અર્ધવિરામ એરેની છેલ્લી ઇન્ડેક્સ આ કમાંડ દ્વારા મેળવી શકાવાય છે myArray સેમ્પલ પ્રોગ્રામ દ્વારા ચાલો આ સમજી લઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ એરેઇન્ડેક્સ ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ અને Enter દબાવો
આનાથી ગેડિટર માં એરેઇન્ડેક્સ ડોટ પીએલ ફાઈલ ખુલશે
સ્ક્રીન પર દ્રશ્યમાન થયેલ કોડ ટાઈપ કરો અહીં આપણે 5 ઘટક ધરાવતો એક અરે એરે જાહેર કર્યો છે
એરે ઇન્ડેક્સ શૂન્યથી શરુ થતી હોવાથી છેલ્લી ઇન્ડેક્સ વેલ્યુ 4 રહેશે
એટલે કે કુલ ઘટકો એટલે 5 ઓછા 1
CtrlS દાબીને ફાઈલ સંગ્રહો
હવે ટર્મિનલ પર જઈને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો
ટાઈપ કરો પર્લ એરેઇન્ડેક્સ ડોટ પીએલ અને Enter દબાવો
આઉટપુટ ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે રહેશે
હવે ચાલો જોઈએ કે પર્લમાં એરેની લંબાઈ કેવી રીતે મેળવવી
એરેની લંબાઈ શોધવા માટેનાં ઘણા બધા માર્ગો છે
એરેનો ઇન્ડેક્સ 1 એટલે કે array 1 પર્લનાં ઇનબિલ્ટ સ્કેલર ફંક્શન દ્વારા એટલે કે સ્કેલર કૌંસમાં array કૌંસ પૂર્ણ
સ્કેલર વેરીએબલને એક એરે એસાઈન કરીને એટલે કે arrayLength array સેમ્પલ પ્રોગ્રામ દ્વારા ચાલો એરેની લંબાઈ બદ્દલ અધિક માહિતી મેળવીએ
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો ગેડિટ એરેલેંગ્થ ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ Enter દબાવો
સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો અહીં આપણે 5 ઘટક ધરાવતો એરે જાહેર કર્યો છે
જેથી આઉટપુટ 5 દેખાશે
પર્લમાં એરેની લંબાઈ શોધવાની વિવિધ પદ્ધતિઓ અહીં હાઈલાઈટ કરીને દર્શાવાયી છે
નોંધ લો આપણે અલ્પવિરામ વાપરીને પ્રીંટ સ્ટેટમેંટમાં આઉટપુટ કોન્કેટેનેટેડ એકીકરણ કર્યું છે
Ctrl એસ દાબીને ફાઈલ સંગ્રહો
હવે ચાલો સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો પર્લ એરેલેંગ્થ ડોટ પીએલ અને Enter દબાવો
ટર્મિનલ પર આઉટપુટ આપેલ રીતે દેખાશે
હવે ચાલો સમજીએ કે એરેમાં વ્યક્તિગત ઘટકો કેવી રીતે એક્સેસ કરવા
એરેનાં ઘટકો એક્સેસ કરવા માટે ઇન્ડેક્સિંગ ઇન્ડેક્સિંગ નો ઉપયોગ થાય છે
આપેલ સ્થિતિએ એરેનાં ઘટકો એક્સેસ કરવા માટે ચાલો ઉદાહરણ જોઈએ પ્રથમ પોઝિશન છેલ્લી પોઝિશન કોઈપણ પોઝિશન ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો ગેડિટ પર્લરે ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ અને Enter દબાવો
દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો
નોંધ લો મ્યારે આ એટ ધ રેટ ચિન્હ વડે જાહેર કરાયું છે
પરંતુ એરે ઘટક એક્સેસ કરવા માટે આપણને ચિન્હ વાપરવાની જરૂર છે
કોઈપણ પોઝીશન પર આવેલ ઘટક એક્સેસ કરવા માટે આપણને એરેમાં ઇન્ડેક્સ ઇન્ડેક્સ પસાર કરવાની જરૂર પડે છે
અહીં મ્યારે નાં પહેલા ઘટકને એક્સેસ કરવા માટે ઇન્ડેક્સ ઇન્ડેક્સ તરીકે શૂન્યને પસાર કરાવાય છે
મ્યારે નાં છેલ્લા ઘટકને એક્સેસ કરવા માટે આપણે મ્યારે ની છેલ્લી ઇન્ડેક્સ ઇન્ડેક્સ પસાર કરી છે
યાદ કરો આપણે આ વિશે પહેલા જ શીખી લીધું હતું
Ctrl એસ દાબીને ફાઈલ સંગ્રહો
ટર્મિનલ પર જાવ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા ટાઈપ કરો પર્લ પર્લરે ડોટ પીએલ અને Enter દબાવો
આઉટપુટ ટર્મિનલ પર બતાવ્યા પ્રમાણે રહેશે
હવે ચાલો સમજીએ કે એરેનાં પ્રત્યેક ઘટકમાંથી જનાર લૂપ કેવી રીતે બનાવાય
એરેનાં સર્વ ઘટકમાંથી જનાર લૂપ બે રીતે બનાવવામાં આવે છે ફોર લૂપ ફોર લૂપ વાપરીને ફોરીચ લૂપ ફોરઈચલૂપ વાપરીને આ લૂપો વાપરીને એરે પર ઈટરેશન કેવી રીતે કરવું તે ચાલો સેમ્પલ પ્રોગ્રામ દ્વારા સમજી લઈએ
આ માટે ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો ગેડિટ લૂપિંગઓવરરે ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ અને Enter દબાવો
સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો
અહીં આપણે ઇન્ડેક્સ ઈટરેટ કરીને એરેનાં પ્રત્યેક ઘટક પ્રીંટ કરી રહ્યા છીએ
ફોર લૂપ ફોર લૂપ ત્યાંસુધી એક્ઝીક્યુટ થતું રહેશે જ્યાંસુધી વેરીએબલ આઇ ની વેલ્યુ એરેની છેલ્લી ઇન્ડેક્સ સુધી પહોંચતી નથી
અહીં ફોરીચ લૂપ ફોરઈચ લૂપ એરેનાં પ્રત્યેક ઘટક માટે એક્ઝીક્યુટ થશે
એરે તેનાં છેલ્લા ઘટક પર પહોંચી જવા પર તે ફોરીચ ફોરઈચ લૂપથી બહાર પડશે
કૃપા કરી નોંધ લો જો તમને ફોર ફોર અને ફોરીચ ફોરઈચ લૂપોની જાણકારી નથી તો સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સદર્ભ લો
હવે Ctrl એસ દાબીને ફાઈલ સંગ્રહો
ત્યારબાદ ટર્મિનલ પર જાવ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ લૂપિંગઓવરરે ડોટ પીએલ અને Enter દબાવો
આઉટપુટ ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે રહેશે
પર્લમાં આપણે સિક્વેન્શિયલ અરે સીક્વેન્શીયલ એરે આપેલ પ્રમાણે જાહેર કરી શકીએ છીએ alphaArray કૌંસમાં એ ડોટ ડોટ ડી કૌંસ પૂર્ણ અર્ધવિરામ એટલે કે અલ્ફારરે આલ્ફાએરે એ બી સી અને ડી આ ઘટકો ધરાવશે
એજ પ્રમાણે numericArray બરાબર કૌંસમાં 1 ડોટ ડોટ 5 કૌંસ પૂર્ણ અર્ધવિરામ આ numericArray બરાબર કૌંસમાં 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 અલ્પવિરામ 5 ની સમાન છે
પર્લ એરે સ્લાઇસિંગ સ્લાઈસીંગ પણ પ્રદાન કરે છે
જે કે એરેનાં ભાગને ખેંચી કાઢીને તેને નવા એરે પર નાખવા જેવું છે
array 19 અલ્પવિરામ 23 અલ્પવિરામ 56 અલ્પવિરામ 45 અલ્પવિરામ 87 અલ્પવિરામ 89 કૌંસ પૂર્ણ અર્ધવિરામ newArray array છગડીયા કૌંસમાં 1 અલ્પવિરામ 4 પૂર્ણ છગડીયો કૌંસ અર્ધવિરામ સ્લાઇસિંગ સ્લાઈસીંગ બાદ ન્યૂવેરે આ પ્રમાણે દેખાશે
newArray કૌંસમાં 23 અલ્પવિરામ 87 કૌંસ પૂર્ણ અર્ધવિરામ ચાલો સારાંશ લઈએ
સેમ્પલ પ્રોગ્રામ દ્વારા આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા એરેનું ઇન્ડેક્સ શોધવું એરેની લંબાઈ શોધવી એરેનાં ઘટકો એક્સેસ કરવા એરે માટે લૂપ તૈયાર કરવું સીક્વેન્શીયલ એરે એરે સ્લાઇસિંગ સ્લાઈસીંગ
અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે મેઘધનુષ રંગોનો એક એરે જાહેર કરો આ એરેનાં 4થા ઘટકને પ્રીંટ કરો આ એરેની લંબાઈ અને છેલ્લું ઇન્ડેક્સ પ્રીંટ કરો ફોર ફોર અને ફોરીચ ફોરઈચ લૂપો વાપરીને એરેનાં પ્રત્યેક ઘટકથી લૂપ કરો
આ રીતે એરે જાહેર કરો myArray કૌંસમાં 19 કૌંસ પૂર્ણ અર્ધવિરામ અને ત્યારબાદ એરે સ્લાઇસિંગ સ્લાઈસીંગ વડે ઉપરનાં એરેમાંથી વિષમ સંખ્યાનો એક એરે બનાવો
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
httpspoken tutorialorgNMEICT Intro આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે
આઇઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર